જાજમ પાથરેલી છે ઓરેન્જ કલર ની કેસરી કલરની બાજુમાં રાઉન્ડ અહ ગોળાકાર ટેબલ મૂકેલું છે જેના પર લાલ કલર નો ટેબલ ક્લોથ પાથરેલો છે.

આ એક મોટા મૉલ નું ચિત્ર છે જેના ફ્રન્ટ ભાગ એટલે કે આગળના ભાગે અ ઉપરના સાઈડે કેરિયર પાવર લખેલું છે.

ને બીજી તરફ બીજો એક કડીઓ ચણેલી દીવાલની ઉપર જ બીજું નવું ચણતર ઊભુ કરી રહ્યો હોય એવું લાગે છે.

આ જે ચિત્ર છે એમાં લીલો છમ પર્વતીય સ્થળ હોવાનું લાગી રહ્યું છે જેમાં બે ધોત એટલે ઘણી ઊંચાઈએથી પડતા હોય તેવું દેખાય છે.

રણું ધીમે-ધીમે પથ્થરો પર થઈને વહી રહ્યુ છે પથ્થરો મોટા-મોટા છે.

ઉપરના સાઈડે પીળા અને સફેદ રંગથી અલગ-અલગ સ્લોગન એટલે કે સુવિચાર મૂકેલા છે જેથી અહ ધ કસરત કરવા વાળા ને પ્રોત્સાહન મળે.

અહ ઉપરના ભાગે અહ છત પર પતરાનું શેડ બનાવેલો છે અને આગળના ભાગે બે ક્ષુપ વાવેલા છે.

કલ્યાણ બાગમાં મિનારો આવેલો છે જેના પ્રથમ ઉપરના બે માળ અહીંથી જોઈ શકાય છે.

નકસી કામ કરેલા છે જૂનુ નકશી કામ દેવી દેવતાઓનું હોય એવું લાગી રહ્યું છે.

એક હોલ નું ચિત્ર દેખાય છે જેમાં નવા એડમિશન લીધેલા વિદ્યાર્થીઓ માટે ફ્રેશર્સ પાર્ટી નું આયોજન કરેલું હોય એવું લાગી રહ્યું છે.

છ ખુરશીનું એક ટેબલ છે જેમાં કથ્થઈ અને બદામી રંગની ખુરશીઓ છે.

જેમાં પહેલા સ્પીડ પોસ્ટ અને છેલ્લે ડ્રાફ્ટ જીવન વીમા વિશે લખેલું છે.

એક શાળાનું ચિત્ર લાગી રહ્યું છે જેમાં દરવાજા અને બારીઓ પર સુવિચાર લખેલા હોય એવું લાગે છે.

જેમાં ગલગોટા ના ફૂલોનો શણગાર કરેલો છે અને સાઈડ પર લીલા અને સફેદ ફુગ્ગા નો શણગાર છે.